એ કે ત્યાં રાષ્ટ્ર બીજ રોપીયો અને વિચાડ તરોવર બન્યું બીજાએ કાળે કરી એ જ રાષ્ટ્ર વૃક્ષ ને પૂર્વ પશ્ચિમ ચોખમરૂગ બન્યાં પશ્ચિમી ના ગોરાઓ સત્તરમી સદીના પૂર્વ અમેરિકાના પ્રદેશમાં આવીને વસવાટ શરૂ કર્યો ત્યારે જાતજાતની મજુરી થી ખેતી અને પોતાના નિર્વાહ ચલાવતા હતા ઉપરાંત રોકડિયા રોકડિયા પાકો ની ખેતી પુલ વિશાળ સરોવર બનાવ્યું પશ્ચિમ ગોરા એ સત્તરમી સદીના આરંભમાં ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાના પ્રદેશમાં આવીને ત્યાં વસવાટ શરૂ કર્યું પછી ધન કમાવાનો તેને જાન્યુ પ્રાંત રોકડિયા પાકોની ખેતી પાયા ઉપર કરવા માંડી એ માટે જમીનો અખોડ હતી પણ મજૂરોની ખોટ હતી આદિવાસી રેડ ઇન્ડિયા ઉપર ની નજર પડી અખતરો તેમને કરી જોઈએ પરંતુ રેડ ઇન્ડિયન ચંચળ પ્રકૃતિથી સમજાય પ્રકૃતિના હતા તેઓએ ધાર્યું કામ આપતા નહીં મન લાગે તો પાછા ભાગી જતા બંધનોથી અકડાઈને ગોરા માલિકો નું ખૂન પણ કરી બેસતા આ અખતરો નિષ્ફળ રહ્યો ઇન્ડિયાના કેદીઓ તથા યુરોપના મજૂરો લાવીને ખેતીનું કામ કરવાનો પ્રયોગ કરી જોયો પરંતુ ગોરા કેદી અને મજૂરોનો સાધ્યો તેવામાં નિષ્ફળ નીવાડીયા આખરે આફ્રિકાના હસ્બી ગુલામો પાસે કામ લેવાનો અજમાવ્યો

ડચ તથા અંગ્રેજી વેપારીએ માંગ પૂરી પાડી અઢળક કમાણી કરવા લાગ્યો એ દોઢ વર્ષ સુધી હસબી ગુલામઓ ની માંગ અમેરિકાના સંસ્થામાં ચાલુ રહી આફ્રિકાના પશ્ચિમ કિનારા માં ગુલામ મથકો હતા પકડવામાં આવેલા અથવા બીજા પકડનાર પાસેથી ખરીદવામાં આવેલાસહાય હસ્બી ઓ વહાણમાં એક ઉપર બીજી એવા કપાત માં ખાનાઓ જેવી ચચારિયોઓ કિજ કડપ વામાં આવતા લોખંડની સાંકળ બનેલી જોડે બાંધવામાં આવતા આરે જે કડકી ને લઈ જાય તેમને અમેરિકા ના કિનારા ઉપર ઉતારવામાં આવતા તેથી વાહનમાં રહેલી બધી ગંદકી હતી તે ત્રણ ચાર સફરમાં સોડીને નકામી થઈ જતી કેટલાક આવી પરિસ્થિતિ માં ડુબાડી ને કેટલાક જીવનનું હતા અમેરિકા પહોંચતા પહેલાં જ મરણ સ્મરણ થતાં ગુલામો બધાને જીવનની કારણે રચનાઓ ભોગવવા થી મુક્ત થયા એવો અંદાજ કાઢવામાં આવ્યો કે દોઢસો વરસ ના ગાળા ઓછામાં ઓછા વીસ લાખ જેટલા લાવવામાં આવ્યા હતા ઉત્તર અમેરિકાના એવરેટેડ સંસ્થામાં સ્વતંત્ર થયા ત્યારે પ્રત્યેક ચાર ગોરા દેશ એ તેમનું ધ્યાન રાખવા કેટલાક લોકોએ કરવા માંગતા હતા તો કેટલાક જીવન વ્યવસ્થા ગુલામીની પ્રથા પર તેથી ત્યાંના લોકો કોઈપણ પ્રથા ને અટકાવી રાખવા માંગતા હતા રાષ્ટ્રનું બંધારણ કરવામાં પછી મહત્વનો ભાગ માનવતા મા જે રાજપુરુષો ફીરોધી હતા પરંતુ દક્ષિણના રાજ્યો તેઓ કેમ કરીને સમજાવી શક્યા ને ઉલટુ ગુલામીની કાયમ રાખવા માટે જ યુનાઇટેડ સ્ટેટ્સના જોડવાનો કરવું હતું કેટલાક સંસ્થામાં બ્રાહ્મણી તથા

હેલ્લો, હા રીતુલ બોલો.

એટલે યુપીમાં તો મારે ખાલી બાયપાસ જ હતું એટલે ખાલી ચોવીસ કલાકનો જ સ્ટે હતો એટલે એમાં તો કઈ બોવ ફરવા ન મળ્યું, અમે અલહાબાદ રોકાયા હતા. એટલે ત્યાં આગળ ખાલી ગંગા ઘાટ આગળ અમે હતા ત્યાં તો અમે બવ ફર્યા નહીં પણ મને એમપીનો ખાસો બધો ખ્યાલ છે કેમ કે ત્યાં અમે સૌથી વધારે હતા. ત્યાં આગળ જો ને અમે પહેલા અહીથી અમદાવાદથી બેઠા હતા તો સૌથી પહેલા અમે ઉતાર્યા ઉજ્જૈન, બરોબર? ઉજ્જૈન ઉતાર્યા પહિ સવારે ત્યાંથી હોટલ કર્યું ત્યાં હોટલમાં ગયા. નાયા-ધોયા પછી ફ્રેશ થયા પછી ત્યાંથી પછી સીધા સવારે ત્યાં મહાકાળી મંદિરે ડાઇરેક્ટ પૂજામાં સવારે આરતીમાં એ પત્યું, પછી ત્યાં નદીમાં થોડું નાયા એટલે એ નદીની પૂજા કારીને નાયા પછી ફરીથી પાછા આયા પછી ઉજ્જૈન અને એ બધુ

ત્યાંથી અમે ઉજ્જૈન ફર્યા. પછી અંદર બધી ખરીદી કરી. સારું-સારું હતું આમતો બધુ ખરીદી માટે ને એ માટે લેડિઝ લોકો માટે સારું હતું. ત્યાં સ્ટ્રીટ ફૂડમાં એ સારું હતું. સમોસાં

ત્યાં સમોસાં ચાટ અને કચોરી ચાટને એ બધુ થોડું ઉજ્જૈનમાં ફેમસ છે. નાસ્તો કર્યો પછી ત્યાંથી અમ અમે ગયા ઈન્દોર ગયા, ત્યાંથી ઈન્દોર ગયા ઈન્દોર અમારો ખાસો બે-ત્રણ દિવસનો સ્ટે હતો એટલે દૂરના મામા થાય પણ એ ત્યાં રહે છે એટલે ત્યાં એમના જોડે ફર્યા અને પછી ચાર વાગે એટલે નાસ્તામાં ખાઈ ખાઈને કંટાળો આઈ ગયો. ત્યાંથી અમે ગયા જ. પછી ત્યાંથી અમે ગયા જબલપુર ગયા તા એ ત્યાં તો ત્યાં એક ભેડાઘાટ કરીને જગ્યા છે ત્યાંથી નર્મદા નદી આગળ અમરકંટકથી એ આવે છે ને? તો એ જબલપુરનો જે ભેડાઘાટ એરિયા ખરોને ત્યાં એને એક નામ પણ ભેડાઘાટ જ છે નામ એ એને જોવાના. હા, એ જોવા જેવો. આખું રોપ-વે ઉપરથી પેલી સાઈડ જવાનું અને એ સાઇડથી પણ તમે નીચે ઉતારોને તો પથરા ઉપરથી થઈ થઈને તમે આગળ સુધી જય શકો છો. બવ બીક ના લગતી હોય. પછી ત્યાં આગળ બોટ રાઇડિંગ પણ છે અને બોટ રાઇડિંગ જો કરવું હોય તો બપોરનો ટાઈમ, ત્રણ કે ચાર વાગ્યાનો બેસ્ટ છે કેમ કે સાંજે પછી પાંચ વાગ્યા પછી તો નંબર લાગવું

હોય નાવ ચલાવવા વાળો એ તમને બધુ કે. અને પછી ત્યાં વર્ષોથી એવું એક છે કે ત્યાંથી નાના-નાના પેલા છોકરાઓ ખરા બાર-બાર પંદર-પંદર વર્ષના એ ત્યાં ઉપર ઊભા હોય છે ખડકો ઉપર અને તમે નીચેથી આમ નોટ બતાવોને દસ રૂપિયાની કે વીસ રૂપિયાની તો અંદર પાણીમાં કૂદીને છેક હાથમાં લેવા આવે.

એટલે હિલ્સટેશનમાં કોઈ આમ હમ નક્કી તો હશે ને કઈ આમ તો કયા જવું છે ત્યાંનું હોટલનું તો તમે ચેક કર્યું હશે ને?

એને પૂછી જોવાય અને જો તમને જગ્યા ફેમિલિયર હોય તમે જગ્યા ઓળખતા હોય તો હમ આ જગ્યા એ જવું હા એ બધુ છે તો પછી જાતે પણ જવાય. કેમકે મારે તો બધુ પપ્પા અને એ પેલા ફરેલા એટલે એમને બધુ ખબર હતી. તો અમે કોઈ એવો ટુર ગાઈડ અમે કર્યો નથી. પછી બીજું એક ત્યાં ખાસું થોડો જંગલ જેવો એરિયા છે પણ એ સરસ હિલસ્ટેશન છે ત્યાં જબલપુરમાં.

ત્યાં આગળ ટ્રેકિંગ અને એ બધાની ઉપર સરસ સગવડ મળે છે.

ત્યાં પંચમઢીમાં હોટલ્સ ને બધુ પણ છે અને જંગલ પણ છે અંદર કદાચ જંગલ સફારી પણ છે.

કેમકે ત્યાં વાઘ બહુ એટલે ત્યાં દેખાતા હોય છે. ટ્રેકીંગનો એ ટાઈમિંગ જે ત્યાં ફિક્સ જ હોય છે. સાંજે ચાર વાગ્યા સુધી. હા, સવારે. સાંજે ચાર વાગ્યા પછી નહીં. સવારે દસ વાગ્યા પછી અને સાંજે ચાર વાગ્યા પછી. આ દસથી ચારનો જે ટાઈમ ખરો એના વચ્ચે જ ખાલી એ પરમીશન મળે. કેમકે પછી એમાં શું હોય છે ત્યાં ગમે તારે પછી વાઘ આઈ જાય. હા તો એ પછી તો મારે તો બે મહિના પહેલા જ ટ્રીપ કરીને બધુ થયું.

હિમાચલ કોલ્ડ માંતો વધારે મજા આવે છે. હું ગયો હતો. હું નાનો હતો એ વખત ગયો હતો. તો પણ મને પછી ત્યાં થોડી શ્વાસની પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એટલે હું ન ગયો. ઉપર હવા પાતળી અને પાછું હા, ફેબ્રુઆરીનો મંથ હતો એટલે મારે તો બાકી કોઈ ઇસ્યુ નથી. તમે હિલસ્ટેશન એક વખત જય આવેલા હો તો પછી બીજી કોઈ જગ્યાએ જાવ. મહુવા, મહુવા ફરી આવો, રાજસ્થાન ફરી આવો. રાજસ્થાન છે, ગોઆ છે.

હા, ઉદયપુર તો સારું છે અને ઉદેપુરમાં જો જવું જ હોય તો પછી જે પેલી ત્યાંની હોટલ છે ને એક અજંટા હા એ બોવ સરસ છે, એ હોટલ સારી છે. હા એટલે એ જગ્યા તો પછી. હંમ છે કઈ છે દિલ્હીમાં પણ દિલ્હીમાં પ્રોબ્લેમ શું થાય કહું બોવ ક્રાઉડેડ છે એટલે પહિ છેને મજા આવે દિલ્હીમાં, દિલ્હી તો મજા આવે એવું છે જ. સારામાસારું એ તો વાંધો નહીં તમે નક્કી કરો પ્લેસ એવું હોય તો પછી એટલે મને પૂછજો. એવું હશે તો એજન્ટનું કે ટુર ગાઈડનું પણ હું કરી આપીશ.

વધતા તાપમાનથી Glaciers અને બરફની ચાદર પીગળી શકે છે. જેના કારણે દરિયાનું સ્તર વધી શકે છે અને દરિયાકાંઠાના પૂર આવે છે. ગરમ તાપમાન વન્યજીવને પણ અસર કરી શકે છે. કારણ કે ઘણી પ્રજાતિઓ ચોક્કસ તાપમાનને શ્રેણીમાં અનુકૂળ થઈ શકે છે. અને ગરમ વાતાવરણમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી શકે છે. તાપમાનના ફેરફારને કારણે વધુ વારંવાર મેં ગંભીર હીટ વેવ્સ પણ થઈ શકે છે. જે માનુ સ્વાસ્થ્ય અને કૃષિ પર નકારાત્મક અસર કરી શકે છે. વરસાદના ફેરફારો તો વરસાદની ટેન્ટસમાં ફેરફાર પર્યાવરણ પર પણ નોંધપાત્ર અસર કરી શકે છે. ઓછા વરસાદના સમયે ગાળા દરમિયાન દુષ્કાળ અને જંગલને આગ લાગે છે. જ્યારે વરસાદમાં વધારો થવાથી પુર અને ભૂસ્ખલન થઈ શકે છે. વરસાદમાં ફેરફાર કૃષિ અને વન્યજીવની પણ અસર કરી શકે છે. કારણ કે ઘણી પ્રજાતિઓ વિકાસ માટે ચોક્કસ વરસાદના સ્થળ પર

ભારે હવામાનની ઘટનાઓ પર્યાવરણ પર નોંધપાત્ર અસર કરી શકે છે. આ ઘટનાઓ ઘસારો અને eco system ને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. જીવનું નુકસાન પણ કરી શકે છે. આબોહવા પરિવર્તન ઘણા પ્રદેશોમાં વધુ વારંવાર અને ગંભીર ઐત્યંતિક હવામાન ઘટાડો સાથે સંકળાયેલું છે. તો મહાસાગરના તાપમાન અને એસિટી ફિક્સન માં ફેરફાર તો સમુદ્રના તાપમાનમાં ફેરફાર અને એસિડિ ફિશનમાં દરિયાઈ જીવસૃષ્ટિ પર નોંધપાત્ર અસર કરી શકે છે. ગરમ સમુદ્રનું તાપમાન coral bleaching તરફ દોરી શકે છે. અને દરિયાઈ પ્રજાતિઓના વિકાસ અને પ્રવચનની અસર કરી શકે છે. તો દરિયાઈ જે સમુદ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ના પોષણને કારણે થાય છે. તે દરિયાજી ઉપર પણ નકારાત્મક અસર કરી શકે છે. ખાસ કરીને સેલ અથવા કેલ્શિયમ carbonate structure વાડી પ્રજાપતિઓ જીવ વિવિધતા પર અસર તો હવામાનમાં ફેરફાર eco system માં ફેરફાર કરીને અને વન્ય જીવના રહેઠાણમાં ફેરફાર કરીને જૈવ વિવિધતાને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે તાપમાના અથવા વરસાદમાં ફેરફાર અમુક જાતિઓના સ્થળાંતર અને પ્રવચનના સમયને અસર કરી શકે છે. હવામાનની પેમેન્ટમાં ફેરફારને કારણે પ્રજાપતિઓના વિતરણમાં પણ ફેરફાર થઈ શકે છે. કારણ કે અમુક જાતિઓ વધવાનું અનુકૂળ પરિસ્થિતિઓ ધરાવતા વિસ્તારમાં થઈ શકે છે. કૃષિ પણ ની અસરો પરની અસરો તો હવામાનના ફેરફારોને કૃષિ પર નોંધપાત્ર અસર થઈ શકે છે. જે ખાદ્ય સુરક્ષા અને આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે. દુષ્કાળ પુર ઐત્યંતિક હવામાનને

અને વરસાદને pattern માં ફેરફાર ચોક્કસ પ્રદેશો માટે ચોક્કસ પાકની યોગ્યતાને પણ અસર થઈ શકે છે. જે કૃષિ પદ્ધતિઓ માં ફેરફાર પણ દોરી જાય છે. માનવ સ્વાસ્થ્ય પર અસરો હવામાનના ફેરફારો માનવ સ્વાસ્થ્ય પર ગ્રહણ પર નોંધપાત્ર અસર કરી શકે છે. ઐત્યંતિક heat waves ગરમીના થાક અને એક સ્ટોક પરત ધોઈ શકે છે ખાસ કરીને મૃત અને પુરવા અસ્તિત્વમાં આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકો જેને સમયશીલ વસ્તીઓ માટે તાપમાન અને વરસાદની pattern માં ફેરફાર રોગના ફેલાવાની પણ અસર કરી શકે છે. કારણ કે હવામાન પરિસ્થિતિમાં ફેરફાર મચ્છર જેવા રોગ વાહકોના રહેઠાણને બદલી શકે છે.

ગુજરાતી ના paper માં તમારામાં આવશે બરાબર છે તો ઘણી બધી મહેનત કરી અને અમારી team મેં આખી આની a presentation ready કરેલું છે step by step તમારા માટે તમે એની અંદર જોતા જાજો તમને એનો જવાબ suppose ના યાદ આવ તો હોય તો પછી તમારે વિચાર વા નો ને પછી જયારે આયથી તમને સાચો answer આપવા માં આવે તયારે અને યાદ રાખી લેવા નો જેથી કરી ને બોર્ડ ની પરીક્ષા માં એ question આવે છે તો તમારો ખોટો ના પાડે

Happy birthday નહિ અલ્યા ભઈ મારો birthday કઈ happy birthday ચાલુ કરી દીધું તમે સર કાલે સતલાખ subscriber થયા આજે આપણા પાછા સાતલખા ને દાસ હાજર થવા આવ્યા જે વિદ્યાર્થીઓ નવા જોડાયા હોય નીચે subscribe નું બટન આપેલું છે subscribe નું બટન દબાવી દે જો bell icon દબાવ જો જે થી કરી ને આવા live session જીંદગી આપણા થાય તો તમ ને એનો benefit મળે okay તો બધા જ ભાઈ super ચેટ આપી છે વિશ રૂપિયા ની એક જણાએ ખુબ અ તમારો આભાર કે ભાઈ તમે એવીરીતે support કર્યો okay ચલો હવે આપણે અ final count down તરફ આઈ ગયા છે વચ્ચે વચ્ચે મને કંઈક યાદ આવ સે તો હું મતં ને tip ભી આપતો જાઈશ દરેક વિદ્યાર્થી દરેક વિદ્યાર્થી પેલા તો જે ભી હોય જો તમે seriously preparation કરવા માટે આવેલા છે તો તમારી એક પસે નોટે અને pen રાખ જો બરાબર mobile ને side પર રાખ જો નોટે અને pen રાખ જો hands free લગાવી હોય તો hands free લગાવી દો જે ભી છે આપણૉ આગળ નો introduction આપું છું ત્યાં સુધી માં તમામ ને કવ છું નોટે અને pen જોડે રાખ જો કેમ કે workout તમારે કર વું પેડશે આપડે Practical mode માં છે exam ની અંદર તમારું wrriten base આવશે તો practical mode છે એ પ્રમાણે કર તા રે જો નોટે અને pen જોડે લાય ને બેસ જો અપને total સાત section ની અંદર આ session ને cover કરવા નો છે અલગ અલગ section છે એમાં પેલું જે હશે round એની અંદર તમારા જોડકા આવશે કે જે તમારા પાઠ ના આધારે હશે બીજા round ભી જોડકા આવશે જે તમારી કાવ્ય ના આધારે હશે ત્રીજા round ની અંદર પાથ ના આધાર ની ખાલી જગ્યાઓ હશે ચોથા round ની અંદર અ કાવ્ય ના આધાર ની ખાલી જગ્યાઓ હશે પાંચમા round ની અંદર તમારું જે એક એક વાક્ય ના પ્રશ્નો ના જવાબ તમે ને પુછાય છે બરાબર છે તો એનું ભી અપને discussion ના છે અ પાથ આધારિત અને કાવ્ય ને આધારિત એટલે પાંચમું અને છઠ્ઠું section તમારું એનું થશે અને સાત માં number ની અંદર આપણે જોડની સંધિ અ કયો પ્રેતેયે લાગેલો છે સમાનર્થી શબ્દ વિરુધરથી શબ્દ અને વ્યાકરણ વિષે discussion કરવા ના છે તો may be તમારા જે objective criteria છે એ બધા જ cover થશે આ session ની અંદર આખે આખું preparation જો તમે ધ્યાન થી અને આપશો તો may be તમારે અલગથી pepration કર વાણી જરૂર નહિ પડે તમને આવડી જશે બરાબર છે તો સાત total sec section છે અ એક માટે આપણે minimum twenty મિનિટ નું calculation કરી શકીયે બરાબર એક section ને એક વિભાગ ને અપડે વિસ મિનિટ આપીશું સાત દુ ચૌદ એકસો ને ચાલીશ મિનિટ તો થવા નિજ છે બરાબર સાત દુ ચૌદ એકસો ચાલીશ ની આસપાસ મિનિટ થશે તો મેં તમને કીધું પેહેલે થી જ કે દોઢ કલાક ની આસપાસ નો સમય અમ may be અમ થઈ શકે છે બે કલાક ભી થાય સાત દુ ચૌદ એકસો વીસ બે દોઢ દોઢ થી બે કલાક નો અમ અપડે calculation રાખી ને ચાલી એ અમુક વસ્તુ ફટાફટ થઈ જશે બરાબર તો નોટે pen લાય ને તમે બેસી ગયા હોય તો heart નો symbol આપી દેજો અહીંયા હવે શરૂઆત તો એછે round number એક જેની અંદર તમને દસ જોડકા અલગ અલગ આપેલા હશે બરાબર આખે આખા જોડકા

answer આપીશ okay ready છો સર ગુજરાતીમાં સીતેર up હા આવશે ભઈ definitely આવશે આપણે આટલી બધી મેહનત કરીયે છે તો આવવાના જ છે ગુજરાતીના paper માં આપડે એક વાવાજોડું સરસ માજા નું લાવવાંના જ છે okay ચલો તો પેલો જોડ઼કોં તમારી સામે આવે છે વિચાર જો અ આબાજુ કૃતિ આપેલી છે આબાજુ સાહિત્યપ્રકાર આપેલો છે તમારે ફક્ત ત્રીસ સેકન્ડ ની અંદર અને ફટાફટ counting કરવા નું છે બરાબર ત્રીસ સેકન્ડ હું તમને એનો answer ઉપર count down start થઇગયું છે અ ત્રીસ સેકન્ડ માં વિચાર જો રેસ નો ઘોડો એનો સાહિત્યપ્રકાર કયો ચોપડા ની ઇન્દ્રજાળ નો કયો ભૂખ થી ભૂંડી બીક નો કયો હિમાલય માં એક સાહસ નો કયો આબાજુ સામે આપેલા છે તમારી સામે બોર્ડ માં ભી જયારે question આવે તો તમને આ એક experience instant મળી શકે બરાબર ચાલો અગિયાર સેકન્ડ છે દસ સેકન્ડ છે Siren ભી વાગશે ખતમ તહવાં આવશે ત્યારે બરાબર અમે એવી અ એવી વ્યવસ્થા કરેલી છે કે ભઈ siren વાગે ચાલો તો જો રેસ નો ઘોડો છે એ શું આવશે ભઈ અહ અપડે નોટે અને pen ની અંદર લખવાનું છે તો રેસ નો ઘોડો છે એ તમારી નવલિકા છે બરાબર અપડે pen ને થોડી red colour ની કર દઈએ

આત્મકથા ખંડ છે બરાબર છે અને આ પડે ડી ની અંદર joint કરીશું ભૂખ થી ભૂંડી બીક તો એ શું છે ભૂખ થી ભૂંડી બીક નવલ કથા છે બરાબર ને શું છે નવલકથા એટલે અને આપડે નવલાકથા join કરીયું હિમાલય માં એક સાહસ તો એ આપડો પ્રવાસી બનશે ઘણાં બંધનું સાચ્ચું હશે ચલો બીજું બીજું તમે સામે આઈગયું છે ફટાફટ એને જોઈલો બીજું તમારી સામે છે કૃતિ અને સાહિત્યપ્રકાર આ બે ઇજ છે જન્મોત્સવ છે તો જન્મોત્સવ ના લેખક સામે કોણ છે સાહિત્યપ્રકાર નથી ભઈ લેખક નીવાત છે કરતા ની વાત છે આવું થોડુંક બધું અલગ અલગ જગ્યાએ mistake કો થતી paper રો ની અંદર ચાલો જન્મોત્સવ કોણે લખેલું છે મારી દ્રષ્ટિ એ હું connect કરું તો સુરેશ જોશી ઘોડી ની સામી ભક્તિ તો જોરાવરસી જાદવ અ ભુલીગયા પછી તો ભુલીગયા પછી કોણે લખેલું છે રઘુવીર ચૌઉધરી બરાબરને ને viral infection આવશે ગુણવંત શાહ okay તો આજે ને કરિયું હોય એ બધા નું સાચું કહેવાશે okay ચાલો next આપડે જોઈ લયે અહીંયા કૃતિ આપેવલી છે સહિતયપ્રકાર નથી એક વાક્ય આપેલું છે એટલે કે કોણ બોલે છે બધા બૌમ આવી mistake અવીથી હોય છે કોણ બોલે છે મનીષા ગોવિંદ વિલઝી અને વિનુકાકા તો મનીષા એની અંદર થી કયું વાક્ય બોલે છે મનીષા એની અંદર થી કયું વાક્ય બોલે છે તો શું કે છે જોવો શું કે છે જલ્દી પેલા તમે વિચારી લો પછી હું કય દવ પ્રકૃતિમારી વર્દાત્રી છે ગોવિંદ શું કે છે ભઈ બારેક વાગતા આવી પુગરે વેલઝી વેલઝી શું કે છે કે દેવા છોરો તો હાવ કીર્તન ભગવાન જેવો છે અને વિનુકાકા વિનુકાકા શું કે છે બીટા બૌ મોડું થાય ગયું છે okay તો રીતે તમારે લખવા નું હતું પછી અપડે જોઈએ પાત્ર અને કૃતિ તો પાત્ર કયી કૃતિ સાથે connected છે વિચારો ફટાફટ અ વિશાખા વિરાજ અને સૌભાગ્ય ત્રણ જ આપેલા છે સામે કૃતિ ના પ્રકાર આપેલા છે તમારે ફટાફટ જો નોટે અને pen લાય ને બેઠેલા હસો તમારે ખાલી એક નું ભી એની જેવું લખી નાખ વા નું અને પછી અપડે કરીયે વીરા વિશાખા વિશાખા કાયા ની અંદર આવશે વિચારો વિશાખા ચાલો મને વિરાટ નું ખબર છે બરાબ વિરાટ માં બબૌ ભુલીગયા પછી માં છે સૌગ સૌભાગ્ય માં

અ જો બીજી વાત કે જે વિદ્યાર્થીઓ અ તમે જયારે બોર્ડ ના paper ની અંદર લખો તો તમારે સાચું જોડકું જોડી ને લાખ વા નું એટલે કે જગદીશભાઈ છે એ જગદીશભાઈ ની સામે એનો જે સાચો answer એ તમારે લાખ વનો પ્ર પ્રણ પ્રાણજીવનદશ તો પ્રાણજીવનદશ ની સામે એનો સચો answer આવો ડેસ કરી ને લખવા નો બરાબર અ બ ક ડ એવું લખવું હોય તો લાખ વાનું પણ એ જ રીતે તમારે કર વા નું છે ચાલો જગદીશભાઈ શેની અંદર આવશે ફટાફટ વિચારી ને તમે connect કરી ને મને કો જગદીશભાઈ નામ શેની અંદર આવશે ડાંગ વનો અને જગદીશભાઈ નું bike લઈને રાખડતા તા હે ને પ્રાણજીવનદાશ તો વિરલ વિભૂતિ અ ધનંજય હમણાં જ અપને કીધું ધનંજય અને વિશાખા તો જન્મોત્સ્વ સુન્દેરજી શેઠ તો ભૂખ થી ભૂંડી બીક એની અંદર આવશે બરાબર ચલો next અપડે જોઈએ કૃતિ અને કરતા ફરીથી પાછું આવ્યું ભૂખ થી ભૂંડી બીક વિચારો આની અંદર ભૂખ થી ભીંડી અ નઈ ભૂંડી બીક એ એક કઈ જગ્યા એ આવેલું છે એની અંદર થી કોણે રચેલું છે આત્માતીર્થ અપૂર્વજી જોરાવર્ષી જાદવ જો જોરાવર્ષી જાદવ નું મને યાદ છે એટલે અને હું direct connect કરી દઈશ હધોડી ની સ્વામીભક્તિ હિમાલય માં એક સાહસ તો એ જવાહરલાલનેહું નું છે એટલે મારા બે સાચા થાય ગયા વિરલ વિભૂતિ વિરલ વિભૂતિ કોનું છે આત્માતીર્થ અપૂર્વજી ભૂખ થી ભૂંડી બીક રતિલાલ બોરીસાગરે ના રતિલાલ બોરીસાગરે નથી લખેલુ કોણે લખેલું છે પન્નાલાલ પટેલે બરાબર તો તમારો right answer છે ફરી અપડે જોઇ લઈએ પાત્ર અને કૃતિ ફોરમ જીવલો કાળુ અને વિરાટ અને આ બાજુ કૃતિ આપેલી છે કે ભઈ પાઠ નું નામ છે અને અહીંયા તમને પાત્ર તો પાત્ર અને કૃતિ વાળું ભી તમને પૂછી શકે છે તેઓ may be અપને ફટાફટ joint કરવા નું કરીયે ફોરમ ફોરમ સેમા આવે છે ભુલીગયા પછી માં કે રેસનો ઘોડો માં રેસનો ઘોડો બરાબર ને સૌરભ ની બેન હતી ફોરમ જીવલો જીવલો સેની અંદર આવે જીવલો જીવલો સેની અંદર આવે ચોપડા ની ઇન્દ્રેજાળ માં બરાબર કાળું કાળું તો ભૂખથી ભૂંડી બીક માં અને વિરાટ તો વિરાટ આવેછે ભૂલી ગયા પછી માં બરાબર વિરાટબાબુ તો રીતે એના સાચા answer થશે next અપડે જોઈએ લઈએ તો તમને દેખા તું હશે અ થોડુંક અ

comedy છે ને એટલે શું આવશે હાસ્ય નિબંધ આવશે અ viral infaction viral infaction viral infection લોક કથા છે ના નવલિકા છે ના નિબંધ છે બરાબર રેસ નો ઘોડો એ નવલિકા છે અને ભૂલી ગયા પછી તો એ એકાંકી છે બારનાર તો આ તમારો સાચો answer ઇરીતે તમારે connect કરવા નું હતું હવે અપડે જોઈએ આબાજુ ઉપ

કે ભઈ આ વાક્ય કોણે બોલેલું છે બરાબર ભાણાભઈ ઘરે હંધાય છે તો હાજા નવરા ને ચાલો અ ભાણાભઈ કોણ બોલે આના પરથી જ તમને ખ્યાલ આઈ જશે ભાણાભઈ કોણ બોલે શ્રિમંત ના મામા બોલે શ્રિમંત ના મામા બોલે ના આવી ભાષા તો કઈ ક્યા ભોળી ની સ્વામીભક્તિ માં હતી બરાબર તો ભાણેજ ના મામી એવું પુછે છે ચાલો બા દેવલા નું દેવું કયારે પુરૂ થશે આ કોણ બોલે છે લેખક ના બા બોલે છે ના લેખક પોતે બોલે છે તો આ પાથ કયો કોને લખેલો છે ચંદ્રકાન્ત પંડયાએ એટલે તમારો answer આવશે ચંદ્રકાન્ત પંડયા કલ હવારે રૂપિયો દય જાશું કલ હવારે રૂપિયુઓ દય જશું આ કોણ બોલે છે ચાલો પ્રદેવજી અને કાન્જીવેલજી ડોસો ના થયે જાય ને ત્યારે કે છે બરાબર ને એટલે તમારો answer આવશે વેલજી દેવજી અ તમેં કો ની સાથે આવ્યા છો અવુ કોણ પુછે છે તમે કોની સાથે આવ્યા છો ચાલો તો શ્રિમંત ના મામા આવું કે છે બરાબર છે તો તમારે આરીતે answer ને ટીક કરવા ના હતાં બાદ આપડે જોઈએ લઈએ ઉક્તિ અને પાત્ર બરાબર ઉક્તિ અને પાત્ર એમાં પેલું ફરીથી કીધું છે જા તું હવે અમારા લેણાં માંથી છુટ્ટો આવું આવું કોણ કે છે છેલ્લે જયારે લેખક ચોપડા ને ફાડીનાખે છે ત્યારે કે છે કે ભઈ જાતું હવે અમારા લેણાં માંથી છુટ્ટો તો ચંદ્રકાન્ત પંડયા બરાબર સાચી વાત ચંદ્રકાન્ત પંડયા આવું કે છે પછી આપેલું છે આખરે છોરો તો માણકી નો ને એવું કોણ બોલે છે આખરે છોરો તો માણકી નો ને આવું કોણ બોલે છે વિલજી ડોસો બોલે છે જયારે પેલા ટાંટિયા ભાંગે છે ને તારે ચલો ફરીથી અહીંયા કીધેલુ છે આમ ગાંડા ની માફક અડવાડિયા શું ખાય છે આ કોણ બોલે છે ડુંગર બરાબર અને પછી આપ્યું છે અત તને તારા જ દાન માટે હાથ ધરતા શરમ આવેછે તો આજે વાત બોલે છે સુંદરજી શેઠ બરાબર તો આપડા જોડકા ની વાત થઇ ગઈ all most પેલો round આખો આપડો complete થઈ ગયો દાસે દસ જોડકા માંથી જે ના પાંચ સાચા પડયા હોય ચાર સાચા પડયા હોય દસ માંથી દસ સાચા પાડયા હોય અહીંયા મને comment કરી ને જણાવજો જેથી કરી ને મને ભી ખબર પડે કે તમે કેટલું આવડયું બરાબર over all એક જોડકા ને આપણે એક point ગણવા નો છે તો total દસ માંથી તમારા કેટલા જોડકા સાચા પડયા એ તમારે અહીંયા કેવા નું છે દરેક ની અંદર ચાર હતા દસ માંથી તમારા કેટલા સાચા પડયા એ તમારે અહીંયા કેવાનું છે ચાલો હવે round બે માટે પાઠય પુસ્તક ના કાવ્ય પર આધારિત જોડકા છે અને કાવ્ય આધારીત તમે કાવ્ય ના અ કૃતિ સહિતયપ્રકાર એનો કયાપ્રકાર માંથી લેવા માં આયેલું છે એતમામ વસ્તુ જો આવડતી હશે તો ફટાફટ થઈ જશે અપડે દાસ જ જોડકા જોવા ના છે નાય સમય લાગે પેલો તમારી સામે છે બોલયે ના આતાયે હું એવો ગુજરાતી દિવસો જુદાઈ ના જાય છે ને દીકરી સામે નાસહિતયકાર ના નામ આપેલા હશે બરાબર રચાયતા એના કોણ છે એના નામ આપેલા છે ફાટફાટ counting કરો અને તમારે સામેથી જો ખરેખર અત્યરે you tube વાવાઝોડું આયી ગયું છે અલગ અલગ જગ્યાએ જેટાલાંભી વિદ્યાર્થીઓ છે કે જે ને ખરેખર you tube પર ભણવું છે એ બધા અત્યારે દિવાળી પૂરા યુથ પર છે યાર તમને salute કરવાની ઈચ્છા થાય છે છાહજાર એકસો ને સાહીંઠ વિદ્યાર્થીઓ છે બરાબર પણ તમે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા કે આપડી સંસ્કૃતિ એ છેકે જેટલા વિધાયર્થીઓ જોતા હોય એનાથી વધારે like જોઈએ બરાબર તો જે નું like કરવા નું બાકી હોય તે like કર દો ને જેઇ નવા આવ્યા હોય અને ના ખબર હોય તમે જો આખા ગુજરાત માં તમને બીજી કોઈ channel આટલી બધી વિદ્યાર્થીઓ live જો ભણતા હોય એવું દેખય છે અત્યારે દેખાય છે નથી દેખાતું આજ channel પર છે તો subscribe નું બટન દબાવી ને આ channel સાથે જોડાઈ જાવ બોર્ડ ની પરીક્ષા માં તમને સારી આવી help મળશે બોલિયે ના કઈ બોલીયે ના આતાએ કોણે લખેલું છે બોલો હરીન્દ્ર દવે અશોક ચાવડા એ વિનોદ જોશી એ રાજેન્દ્ર શાહ કે ગણી દાય વાલા જો મેને દિવસો જુદાય ના જાય એનું ખબર છે ગની દય વાલા

ચાલો second નંબર નું જોડકું ચાલો બોલેએ ના કઈ માં રાજેન્દ્ર શાહ અ હું એવો ગુજરાતી વિનોદ જોશી દિવસો જુદાઈએ ના જાય છે ગનીદય વાળા ને અને દીકરી અશોક ચાવડા બરાબર છે ચાલો અ કૃતિ કૃતિ અને સહિતયપ્રકાર અ ચાંદલિયો સ્વીકારી ને વતન થી વિદાય થતા દિવસો જુદાઈ ના જાયછે અને ફરીથી તમારે એનો સાહિત્યપ્રકાર કેવા નો છે ગઝલ છે સોનેટ છે લોક ગીતા છે ગીત છે ઊર્મિકાવ્ય છે વિચારો ચાંદલિયો

સ્વીકારીને કયું છે સ્વીકારીને ઊર્મિકાવ્ય છે બરાબર ને સ્વીકારીને ઊર્મિકાવ્ય છે વતન થી વિદાય થતા તો એ આપણું સોનેટ પ્રકાર નું કાવ્ય છે અને દિવસો જુદાઈ ના જાય છે એ મારી ગઝલ છે ગનિદય વાલ ની બરાબર તો રીતે તમારે પ્રકાર select કરવા ના હતા. અને તમને આવડયું હશે ચાલો next ફરી હતી વિચારો તો અ કૃતિ આપેલી છે સાહિત્યકાર અ નો નામ તમારે કેવા ના છે શીલવંત સાધુ ને દીપ અ હોલવું વાળું હાઈકુ આપ્યું છે આપ્યું છે ક્યાં બોલ્યે ના કઈ ફટાફટ વિચારો અને સામે connect શીલવંત સાધુને બધાને આવડે કયું આવશે ગંગાસતી દીપ હોલવું વાળું હાઈકુ ચલો suppose મને આ નથી ખબર આ બે માંથી કોઈ હોય શકે

જયંત પાઠક આવે કે રાજેન્દ્ર શાહ આવે કબર નહિ તમે જોઈ લેજો text book માં may be કદાચ printing mistake હોય અ દીપ હોલવું વાળુ હાઈકુ કોને લખેલું છે તો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ લખેલુ છે બરાબર

અ કૃતિઓ ને સાહિત્યકાર સામે વૈષ્ણવજન શીલવંત સાધુ ને દિવસો જુદાઈ ના જાય છે. કુલદીપક થાઓ કઠિન અને સાહિત્ય પ્રકાર આપેલો છે સાહિત્ય પ્રકાર આપેલો છે ચાલો વૈષ્ણવજન

અને કુલદીપ કથાવું કઠિન કુલદીપ કથાવું કઠિન આ મુક્તક છે કે દુહો છે કુલદીપ કથાવું કઠિન ચલો

સ્વીકારીને મને ખબર છે એટલે હું direct જ કરીદાઈશ ભઈ કલાપી વતનથી વિદાય થતા તો વતનથી વિદાય થતા કોણે લખેલું છે જયંત પાઠકે એ બી મને ખબર છે એક બપોરે રાવજી પટેલ નું છે ભઈ મુક્તક તો મુક્તક બેદીલ કે રહીશમણાંયર હવે બેદિલ નામ કોનું છે અશોક ચાવડા નું બરાબર અશોક ચાવડા એ તો દીકરી કાવ્ય લખેલું છે તો રહ્યા કોણ રહીશમણાંયર એટલે અને હું select કરીદાઇશ રીતે તમારે જોડ કે ને કર વા ના હોય ચાલો કૃતિઓ ને સાહિત્યકાર સિલવંત સાધુને, સ્વીકારીને, દિવસો જુદાઈ ના જાય છે, કુલદીપક થાવું કઠિન, repeat થયું છે may be ફાટફાટ અપડે જોઈએ લાયે સિલવંત સાધુ ને